નમસ્તે મિત્રો
ઇન્ટ્રોડક્શન ટીઓ નેટબીન્સ આઇડીઇ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં હું તમને નેટબીન્સ સાથે શરૂઆત કરવાનાં મૂળભૂત જ્ઞાનથી પરીચય કરાવીશ
નેટબીન્સ એક મફત અને મુક્ત સ્ત્રોત સંકલિત ડેવેલપમેંટ એન્વાયર્નમેંટ છે જે wwwnetbeansorg પર ઉપલબ્ધ છે
તે વિવિધ કમ્પોનેંટોનાં સંકલન માટે પરવાનગી પ્રદાન કરે છે
સ્ક્રીપ્ટ માટે વપરાતી વિવિધ ભાષાઓ અને અધતન ટેક્સ્ટ એડીટરોને આધાર આપે છે
સાથે તે પ્રોજેક્ટ બનાવવા અને ડીઝાઇન કરવા માટે ગુઈ પ્રદાન કરે છે અને ડેટાબેઝોને પણ આધાર આપે છે
આ ટ્યુટોરીયલ પૂર્ણ કરવા માટે જાવા પ્રોગ્રામિંગ ભાષાની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે
આ ટ્યુટોરીયલમાં મૂળભૂત પ્રોગ્રામિંગ પરિભાષાઓને ઉપયોગમાં લેવાય છે
નેટબીન્સ સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1104 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 711 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ તરફે જોઈશું નેટબીન્સનું સંસ્થાપન નેટબીન્સનાં ઈન્ટરફેસથી અનુકુળ થવું અને સેમ્પલ જાવા પ્રોજેક્ટ બનાવવું
ચાલો સૌપ્રથમ આઇડીઇ સંસ્થાપન તરફે જોઈએ
netbeansઓર્ગ પરથી ડાઉનલોડ કરી શકાવાય છે
તે અધિકૃત મુખ્ય સાઈટ છે સાઈટનાં મુખ્ય પુષ્ઠ પર આવેલ ડાઉનલોડ લીંક પર ક્લિક કરો
આગળનાં પુષ્ઠ પર જે કે લોડ થાય છે છેલ્લી કોલમમાં આવેલ ડાઉનલોડ લીંક પર ક્લિક કરો જેમાં આઇડીઇ દ્વારા જોઈતી ગ્લાસફીશ સર્વર સહીતની તમામ આધારભૂત ટેકનોલોજીનો સમાવેશ થાય છે
નેટબીન્સનાં સંસ્થાપનને પણ જાવા ડેવલપમેંટ કીટ જેડીકે ની આવશક્યતા છે જેને javasunસીઓએમ પરથી ડાઉનલોડ કરી શકાવાય છે
અહીં આવેલ ગેટ જાવા લીંક પર ક્લિક કરો અને નેટબીન્સ અને જેડીકે બંડલ આમ બંનેને ડાઉનલોડ કરવા માટેનાં લીંકને પસંદ કરો
આગળનાં પુષ્ઠ પર જે કે લોડ થાય છે એમાં તમારી ઓપરેટીંગ સીસ્ટમ સાથે સુસંગત હોય એવી સેટઅપ ફાઈલને પસંદ કરો ઉબુન્ટુ પર સેટઅપ ફાઈલ એ ડોટ શ ફાઈલ તરીકે ડાઉનલોડ થાય છે એટલે કે એક શેલ સ્ક્રીપ્ટ ફાઈલ તરીકે
ટર્મીનલ પર જઈ આ ફાઈલને રન કરો
એ વિન્ડો અથવા કે ડીરેક્ટરીને નેવિગેટ કરો જે ડાઉનલોડ કરેલ સેટઅપ ફાઈલ ધરાવે છે અને પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો શ આગળ ડાઉનલોડ કરેલ ફાઈલનું નામ અને Enter દબાવો
આનાથી ઇન્સ્ટોલર ચાલુ થશે જે કે અમુક ક્ષણ લેશે
ઇન્સ્ટોલર સ્ક્રીન પર દૃશ્યમાન થાય છે આઇડીઇ ને તમારી સીસ્ટમ પર સંસ્થાપિત કરવા માટે તમે સ્ક્રીન પર દેખાતી સૂચનાઓનું અનુસરણ કરી શકો છો અત્યારે હું ઇન્સ્ટોલરને બંધ કરીશ ચાલો હવે નેટબીન્સ વિન્ડો તરફે જોઈએ
નેટબીન્સને તમારી ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ પર ખોલવા અથવા કે પ્રક્ષેપણ કરવા માટે મેનુ આઇટમ એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ્સ પર જાવ અને નેટબીન્સ આઇડીઇ આઇકોન પર ક્લિક કરો જ્યારે તમે પહેલી વાર આઇડીઇ લોન્ચ કરો છો ત્યારે તે નેટબીન્સનાં શરૂઆતનાં પુષ્ઠને ખોલે છે
આઇડીઇ આઈડીઈવિન્ડો આપેલને ધરાવે છે મેનુબારમાં મેનુઓ ટૂલબાર અને વર્કસ્પેસ જેમ કે ફાઈલ સીસ્ટમ વિન્ડો રનટાઈમ વિન્ડો અને આઉટપુટ વિન્ડો મેઈન મેનુ મોટાભાગનાં એવા આદેશોને પ્રદાન કરે છે જેનો ઉપયોગ તમને નેટબીન્સ સાથે કરવાની જરૂર છે જેમાં આપેલનો સમાવેશ છે તમારા પ્રોજેક્ટનું ક્રિએટિંગ એડિટિંગ કમ્પાઇલિંગ રનિંગ અને ડિબગિંગ
મેનુ બારની નીચે ઉપસ્થિત ટૂલ બાર મેનુ બાર પર કેટલાક વારંવાર ઉપયોગ થયેલ આદેશો માટે બટનો પ્રદાન કરે છે
વર્કસ્પેસ એ એવા વિન્ડોનો સંગ્રહ છે જેનો ઉપયોગ અમુક ચોક્કસ પ્રકારની કામગીરીઓ ભજવવા માટે થાય છે જેમ કે વર્કસ્પેસ વિન્ડોની એડીટીંગ એક્ઝીક્યુશન આઉટપુટ અથવા ડિબગીંગ
જે કે વર્કસ્પેસની નીચે ઉપસ્થિત છે
ચાલો આગળ આપણે સેમ્પલ જાવા પ્રોજેક્ટ બનાવીએ
જાવા પ્રોજેક્ટ બનાવવા માટે ફાઇલ મેનુ પર જાવ અને ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરો
ન્યૂ પ્રોજેક્ટ વિઝાર્ડમાં કેટેગરીઝ અંતર્ગત પસંદ કરો જાવા અંદર પ્રોજેક્ટ્સ જાવા એપ્લિકેશન્સ પસંદ કરો અને નેક્સ્ટ ક્લિક કરો
વિઝાર્ડનાં નામે એન્ડ લોકેશન પુષ્ઠમાં તમારા પ્રોજેક્ટનું નામ કીબોર્ડરીડર તરીકે આપો
સેટ એએસ મેઇન પ્રોજેક્ટ ચેકબોક્સને પસંદ થયેલ સુયોજિત કરો અને ફિનિશ ક્લિક કરો
પ્રોજેક્ટ બની ગયો છે અને આઇડીઇ માં ખૂલે છે
એકવાર જો પ્રોજેક્ટ બની જાય છે તો તમને પ્રોજેક્ટ વિન્ડો આઇડીઇ વિન્ડોની ડાબી બાજુએ દેખાવો જોઈએ
જે કે પ્રોજેક્ટનાં કમ્પોનેંટોની વૃક્ષરૂપી દૃશ્ય ધરાવે છે જેમાં સમાવેશ થાય છે સ્ત્રોત ફાઈલોનો લાઈબ્રેરીઓનો જેના પર તમારો કોડ આધાર રાખે છે જમણી બાજુએ આવેલ સ્ત્રોત એડિટર ઇન keyboardreaderજાવા કહેવાતી ફાઈલ સાથે ખુલેલી છે
હવે મેઈન ક્લાસમાં ચાલો સેમ્પલ જાવા કોડ દાખલ કરીએ આ કોડ કીબોર્ડથી આવેલ ઈનપુટને વાંચે છે અને એ દર્શાવતું આઉટપુટ આપે છે કે ઈનપુટ એ એક સંપૂર્ણ ક્રમાંક છે કે પછી એક ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંક છે હું હવે આ કોડને મારા ક્લીપબોર્ડ પર કોપી કરી રહ્યી છું અને તેને આઇડીઇ વર્કસ્પેસમાં આવેલ વર્તમાન કોડ પર પેસ્ટ કરી રહ્યી છું
આગળનું પગલું છે આપણા પ્રોજેક્ટને રન કરવું
નેટબીન્સ આઇડીઇ પર કોઈપણ પ્રોજેક્ટને રન કરવાની 3 પદ્ધતિઓ છે પહેલી પદ્ધતિ એ છે કે તમે પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ પ્રોજેક્ટ નોડ પર ક્લિક કરી શકો છો અને કોન્ટેકસ્ટયુઅલ મેનુમાંથી રન પસંદ કરી શકો છો અથવા કે તમે ટૂલબાર પર જઈને રન પ્રોજેક્ટ બટન પર ક્લિક કરી શકો છો
અથવા તો તમે પ્રોજેક્ટને રન કરાવવા માટે તમારા કીબોર્ડ પરની ફ6 કી પણ દાબી શકો છો
ચાલો હું પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરું અને રન વિકલ્પ પસંદ કરું
જ્યારે તમે જાવા એપ્લીકેશન રન કરો છો ત્યારે આઇડીઇ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે અને પ્રોગ્રામને આઉટપુટ વિન્ડોમાં રન કરે છે જે કે વર્કસ્પેસની નીચે દૃશ્યમાન થાય છે
આઇડીઇ હવે મને કોઈપણ એક ક્રમાંક દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે
ચાલો હું કોઈ એક રેન્ડમ ક્રમાંક દાખલ કરું અને Enter દબાવું
આ દર્શાવે છે કે ઈનપુટ એ એક સંપૂર્ણ ક્રમાંક છે કે એક ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંક છે
હવે એસાઈનમેંટ કીબોર્ડઇનપુટ્રીડર પ્રોજેક્ટનાં એક્સટેન્શન તરીકે બીજો એક પ્રોજેક્ટને રૂપાંતરિત કરો એટલે કે ઉષ્ણતામાન રૂપાંતરણ એપ્લીકેશન જે ઈનપુટ તરીકે ઉષ્ણતામાન લે છે
તેને સેલ્સીઅસમાંથી ફેરનહેઇટમાં અથવા કે એ પ્રમાણે બીજામાં બદલી કરે છે
અને રૂપાંતરિત કરેલ ઉષ્ણતામાનને આઉટપુટ વિન્ડોમાં દર્શાવે છે
મેં એસાઈનમેંટ પહેલાથી જ બનાવી લીધું છે
ચાલો એસાઈનમેંટને રન કરીએ પ્રોગ્રામ મને આઉટપુટ વિન્ડોમાં ઈનપુટ ઉષ્ણતામાન દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે